લીબરઓફીસ બેઝ પરનાં આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે કેવી રીતે રીપોર્ટના લેઆઉટ અને દેખાવ અને અનુભવ ને કસ્ટમાઇઝ કરી રીપોર્ટ ને સુધારો
આ માટે ચાલો આપણું સુપરિચિત લાઈબ્રેરી ડેટાબેઝનું ઉદાહરણ લઈએ
પાછલાં ટ્યુટોરીયલોમાં આપણે શીખ્યાં કે કેવી રીતે રીપોર્ટ બનાવવું
અને આપણે બુક્સ ઇશ્યુડ ટીઓ Members રિપોર્ટ હિસ્ટોરી શીર્ષક સાથે એક રીપોર્ટ બનાવ્યો હતો
હવે આપણે શીખીશું કે કેવી રીતે આ રીપોર્ટમાં સુધારાં કરવાં
લાઈબ્રેરી ડેટાબેઝમાં ચાલો ડાબી પેનલ ઉપર આવેલા રિપોર્ટ્સ આઇકોનને ક્લિક કરીએ
જમણી પેનલ પર રીપોર્ટોની યાદીમાં આપણે બુક્સ ઇશ્યુડ ટીઓ Members રિપોર્ટ હિસ્ટોરી રીપોર્ટ જોઈશું
રીપોર્ટને ખોલી તેને બદલવાં અથવા ફેરફાર કરવાં માટે ચાલો આપણે તેના પર જમણું માઉસ બટન દબાવીને એડિટ ઉપર ક્લિક કરીએ
હવે આપણે એક નવી વિન્ડો જોશું જેને રીપોર્ટ બિલ્ડર વિન્ડો કહેવાય છે
આ સ્ક્રીન ત્રણ મુખ્ય વિભાગોથી બનેલ છે
પેજ હેડર અને ફૂટર વિભાગ જે ઉપર અને નીચે ને બનાવે છે પછી હેડર વિભાગ અને ડિટેલ વિભાગ
આપણે રેકોર્ડ હેડર અને ફૂટર વિભાગ પણ ઉમેરી શકીએ છીએ
સફેદ જગ્યાની અંદર મુખ્ય સ્ક્રીન પર જમણું ક્લિક કરી અને ઇન્સર્ટ રિપોર્ટ headerફૂટર ઉપર ક્લિક કરીને
સ્ક્રીનની ડાબી બાજુએ નારંગી વિસ્તારમાં બે વખત ક્લિક કરી આપણે આ વિભાગોનું સંકોચન અથવા વિસ્તરણ કરી શકીએ છીએ
આપણે આગળ વધીએ એ પહેલા જુઓ અહીં રીપોર્ટ ડીઝાઇન વિન્ડોની સ્ક્રીનશોટ છે
આ પ્રમાણે દેખાવાં માટે આપણે આપણી રીપોર્ટ ડીઝાઇનમાં સુધાર કરીશું
આપણે અમુક ટેક્સ્ટ લેબલો ફોન્ટો ફોર્મેટિંગ બંધારણ ઉમેરીશું અને વિવિધ વિભાગો વચ્ચે જગ્યા ગોઠવીશું
ઠીક છે હવે ચાલો આપણે થોડા રીપોર્ટ હેડરો અને ફૂટરો ઉમેરીએ
આ કરવાં માટે આપણે લાબેલ ફિલ્ડ આઈકોન ઉપર ક્લિક કરીશું
રીપોર્ટ માં ટોચ ઉપર મેનુબાર ની નીચે કન્ટ્રોલ્સ ટુલબાર મળે છે
ચાલો આપણે તેને રીપોર્ટ હેડર વિસ્તારમાં દોરીએ જેમ હમણાં બતાવવામાં આવી રહ્યું છે
અને તેની પ્રોપર્ટીઝને જમણી બાજુએ મેળવવા માટે બે વખત લેબલ ઉપર ક્લિક કરો
અહીં ચાલો ટાઈપ કરીએ બુક્સ ઇશ્યુડ ટીઓ Members રિપોર્ટ હિસ્ટોરી લેબલની સામે અને Enter દબાવીએ
ચાલો આપણે ફોન્ટ શૈલીમાં પણ ફેરફાર કરીએ આપણે પસંદ કરીશું એરિયલ બ્લેક બોલ્ડ અને માપ ૧૨ અને ઓક બટન ઉપર ક્લિક કરો
પછી ચાલો આપણે બીજું એક લેબલ રીપોર્ટ ફૂટરમાં ઉમેરીએ જેવું સ્ક્રીન પર બતાવ્યું છે ઉદાહરણ તરીકે ચાલો ટાઈપ કરીએ રિપોર્ટ પ્રીપેર્ડ બાય અસિસ્ટન્ટ લાઇબ્રેરિયન અને પછી ફોન્ટ શૈલીને બદલીને એરિયલ બોલ્ડ ઇટાલિક અને માપ ૮ કરો
પેજ ફૂટર વિસ્તારમાં લેબલ ઉમેરવાં માટે આપણે આ જ પગલાઓ ફરીથી અનુસરીશું
આ વખતે આપણે લેબલ સામે ટાઈપ કરીશું નેહરૂ લાઇબ્રેરી ન્યૂ દેલ્હી અને ફોન્ટ શૈલીને બદલીને એરિયલ બોલ્ડ ઇટાલિક અને માપ ૮ કરો
હવે ચાલો અંતરને બરાબર કરીએ
પેજ હેડર અને રિપોર્ટ હેડર વચ્ચે આવેલ ભૂખરી લીટી ઉપર બે વાર ક્લિક કરીને ચાલો આપણે પહેલા પેજ હેડર વિસ્તારને ઘટાડીએ અને આપણે તેને ક્લિક ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિ વડે એકદમ ટોંચ ઉપર લઇ જઈશું
ત્યારબાદ ચાલો આપણે રિપોર્ટ હેડર વિસ્તારને ઘટાડીએ
રિપોર્ટ હેડર અને હેડર વચ્ચે આવેલ ભૂખરી લીટી ઉપર બે વાર ક્લિક કરીને
રિપોર્ટ ફૂટર અને પેજ ફૂટર વચ્ચેની જગ્યાને ઘટાડવાં માટે આપણે એ જ પગલાંઓનું પુનરાવર્તન કરીશું
પછી ચાલો હેડર લેબલોને મધ્યમાં કરીએ
આપણે આ પહેલા બુક ટાઇટલ ઉપર ક્લિક કરી બધા લેબલો ને પસંદ કરી કરીશું
અને પછી Shift બટન દબાવવાં દરમ્યાન બતાવ્યાં પ્રમાણે આપણે બાકીના લેબલો ઉપર ક્લિક કરીશું
હવે ચાલો તેમને મધ્યમાં કરવા માટે આપણે ઉપર એરો વાળા બટનનો ઉપયોગ કરીએ
આપણે હવે હેડરનાં પુષ્ઠભાગમાં ઝાંખો વાદળી રંગ આપીશું
આ કરવાં માટે આપણે પ્રોપર્ટીઝમાં જઈશું અને અને બેકગ્રાઉન્ડ ટ્રાન્સપેરન્ટ ને નો માં બદલીશું અને ત્યારબાદ બ્લૂ ૮ ને પુષ્ઠભાગ રંગની યાદીમાંથી પસંદ કરીશું
આપણે ડિટેલ સેક્શન વિભાગ માટે પણ આ જ કરીશું
આ માટે ચાલો આપણે પહેલા ડિટેલ અને રિપોર્ટ ફૂટર વિભાગો વચ્ચેની જગ્યાને વધારીએ
અને પછી ફીલ્ડોને મધ્યમાં કરીએ
બતાવ્યાં પ્રમાણે આપણે ડિટેલ વિભાગ માટે ઝાંખો ભૂખરો પુષ્ઠભાગ પસંદ કરીશું
આગળ આપણે ચેક્ડ ઇન ફીલ્ડ માટે ડેટા ફોર્મેટિંગ બદલીશું
જો કે આ બુલિયન વેલ્યુ ૧ અથવા ૦ ધરાવે છે તે ટ્રૂ અથવા ફળસે બતાવશે
આપણે આને બદલી કરીને સરળ યેસ હા અથવા નો ના વિકલ્પ દર્શાવવા માટે બદલીશું
આ માટે આપણે ડિટેલ વિભાગમાં જમણી બાજુએ આવેલ ચેકડિન ફીલ્ડ પર બે વાર ક્લિક કરીશું
હવે પ્રોપર્ટીઝ જે જમણી બાજુએ છે એમાં ચાલો આપણે પહેલા દાતા માહિતી ટેબ ઉપર ક્લિક કરીએ
ચાલો ડેટા ફીલ્ડ પછી આવેલ ચેકડિન દર્શાવતાં બટન ઉપર ક્લિક કરીએ
આ ફંક્શન વિઝાર્ડ કહેવાતી એક નવી પોપ અપ વિન્ડો ખોલે છે
અહીં ચાલો પહેલા આપણે નીચે જમણી બાજુએ આવેલ ફોર્મ્યુલા ટેક્સ્ટ બોક્સને ખાલી કરીએ પછી કેટેગરી ડ્રોપડાઉન ઉપર ક્લિક કરો અને ત્યારબાદ આઇએફ ઉપર બે વાર ક્લિક કરો
હવે જમણી બાજુએ આપણે નવા કંટ્રોલો આવેલ જોઈ શકીએ છીએ
ચાલો આપણે પહેલા જમણી બાજુએ ટેક્સ્ટ બોક્સ આગળ આવેલ સિલેક્ટ આઇકોન ઉપર ક્લિક કરીએ
અહીં આપણે ચેકિન ઉપર બે વાર ક્લિક કરીશું
પછી આપણે બીજાં ટેક્સ્ટ બોક્સમાં અવતરણ ચિન્હ અંદર યેસ ટાઈપ કરીશું અને ત્યારબાદ ત્રીજાં ટેક્સ્ટ બોક્સમાં નો ટાઈપ કરીશું
હવે આપણે પ્રોપર્ટીઝ વિભાગ અંદર જનરલ ટેબમાં જઈશું અને નીચે તળિયે ફોર્મેટિંગ સામે આવેલ બટન ઉપર ક્લિક કરો
અહીં આપણે કેટેગરી યાદીમાં ટેક્સ્ટ ઉપર ક્લિક કરીશું અને પછી ઓક બટન ઉપર ક્લિક કરીશું
અને હવે આપણે રીપોર્ટને સંગ્રહિત કરીશું
ઠીક છે ચાલો આપણે સુધારાં કરેલ રીપોર્ટને રન કરીએ
આ માટે આપણે ઉપર આવેલ એડિટ મેનુ પર ક્લિક કરીશું અને પછી એક્ઝિક્યુટ રિપોર્ટ ઉપર ક્લિક કરીશું
અને અહીં આપણો સરસ લાઈબ્રેરી સભ્યોને અપાયેલ પુસ્તકોનો રીપોર્ટ ઈતિહાસ છે
સ્પેસીંગ હેડરો ફૂટરો ફોન્ટો ની નોંધ લો
અને ચેકડિન ફીલ્ડ જે યેસ અથવા નો દર્શાવે છે
અને આપણે રીપોર્ટને સુધારિત કરી નાખ્યું છે
અહીં લીબરઓફીસ બેઝમાં રીપોર્ટો સુધારિત કરવાનું શીખવાડતાં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશમાં આપણે શીખ્યાં કે કેવી રીતે રીપોર્ટના લેઆઉટ અને દેખાવ અને અનુભવ ને કસ્ટમાઇઝ કરી રીપોર્ટ ને સુધારો
મૌખિક ટ્યુટોરિયલ યોજના એ ટોક ટૂ અ ટીચર યોજનાનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે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
આ વિશે વધુ માહિતી httpspoken tutorialorgNMEICT Intro લીંક ઉપર ઉપલબ્ધ છે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
જોડાવા બદ્દલ આભાર